આ એક રહેણાંક વિસ્તારનુ ચિત્ર છે જેમાં કેટલીક બહુમાળી ઈમારતો અને પાર્ક કરેલી કારો દેખાય છે.

આનું નામ અગ્નિ બેકર્સ છે અને તેના બોર્ડ પર બેકર્સ એન્ડ કોન્ફેક્શનર્સ લખેલું છે.

આ ઇમારત હજુ પૂર્ણ નથી થઈ અને તેના ઉપર કામ અજુ ચાલુ છે.

આ વાહન કદાચ કોઈ માલ સામાનની હેરાફેરી માટે વપરાય છે.

ચિત્ર શહેરના એક બજાર વિસ્તારમાં આવેલી એક ઐતિહાસિક ક્લોક ટાવર અથવા ઘડિયાળ ટાવર નો છે.

મકાનો સફેદ અને પીરા રંગના છે અને તે બે માળના છે.

ચારે બાજુ લીલાછમ પહાડો છે અને તે પહાડો પરથી પાણી ધોધ વહી રહ્યો છે.

બોર્ડ પર ગુજરાતીમાં અને અંગ્રેજીમાં લખેલું છે બિલ કલેક્શન સેન્ટર .

લાલ અને સફેદ રંગની કાપડથી સજાવેલું એક સુંદર મંડપ અને નાના-નાના તંબુ જે મહેમાન માટે હોય એવું લાગે છે.

આ જગ્યા ખૂબજ મનમોહક બનાવેલી છે આ દૃશ્ય ચોમાસાનું હોઈ શકે છે.

દુકાનમાં છતનું પંખો અને ફળો ગોઠવવા માટે લાકડાના રેક્સ લાગેલા છે.

આસપાસ વૃક્ષ અને વનસ્પતિઓ જગ્યાની સુંદરતા હજુ વધારે છે.

ખુરશીઓ ગોલ્ડન રંગની ખુબ જ સરસ લાગી રહી છે મંડપમાં સુંદર લાઈટ અને સુંદર કપડાથી સજાવેલું છે.

દિવાલ ગ્રે રંગના ટેક્સચર વાળું છે અને છત પર સફેદ લાઈટ લાગેલી છે.